આ ચિત્રમાં એક મોટ્ટી બિલ્ડીંગ દેખાય છે.

આ ચિત્રમાં ઘણા બોક્સ પડેલા છે.

આ ચિત્ર માં એક મોટુ ગ્રાઉન્ડ દેખાય છે.

એની બાજુમાં લાલ બોર્ડ પર દવાઓ લખેલુ છે.

આ ચિત્રમાં એક એર કન્ડિશનર દેખાય છે.

જેની વચ્ચે એક નાનું ટેબલ છે.

આ ગેટ ઉપર પ્રણામ લખેલું છે.

આ ચિત્રમાં પાંચ હરણ દેખાય છે.

એ દરવાજા પર લાલ બોર્ડ માં ભારતીય ડાક લખેલુ છે.

આ ચિત્રમાં એક મોટી લીલા રંગની જારી દેખાય છે.

આ ચિત્રમાં એક ઝુમ્મર દેખાય છે.

આ ચિત્રમાં એક વ્યક્તિ ગુલાબી ટીશ--

આ ચિત્રમાં એક મોટ્ટા ગ્રાઉન્ડ મા પડદા લગાડેલા દેખાય--

ચિત્રમાં ઘણા ફૂલોના--

પુતલા બનાવેલા છે.

આ ચિત્રમાં એક ઘાંસ વાડુ ગાર્ડન છે.

આ ચિત્ર એક સ્વિમિંગ પુલ નુ છે.